તમે શું લઈને જાવ પૂજા ની એમાં જો પછી હું અઠવાડિયે બે વાર જાઉં ને એટલે બધું વ્યવસ્થિત પૂરું બધું લય જાવ એમ કે બીલી પત્ર લઇ જાવ ફૂલ લઇ જાવ પછી પ્રસાદ માટે સામગ્રી લઇ જાવ પછી અગરબતી વાયતું દીવેલ

કેમ કે ભગવાન ને બૌ પ્રિય આરતી છે કપૂર વાળી

હા બીલી છે નાના નાના હતા ને એટલે નાના રોપ્નાય માટે અત્યારે જડવા થય ગયા ને જેટલા ચડવા હોઈ એટલે ચડાવી હકીયે આપડું પોતાનું બીલીપત્ર અને જગ્યા છે અટલે હા ઈ તો એમજ હોય ને પછી ત્યાં પૂજા કઈ રીતે કરો પછી ત્યાં જાવ એટલે પછી જો અયા થી પૂજા કરવી ને અટલે ભગવાન ના અંદર આમ ગર્ભ ગૃહ માં જવું હોઈ અટલે

નાઈ ધોઈ પછી બીજી કોઈ વસ્તુ અડવાની નય કોઈ કામ નય કરવાનું શરીર ને એમ ક્યાય અડવું નય શીધી ભગવાન પાસે જવાનું

પછી પેલા દીવો કરું પછી થોડાક દેવતા ને યાદ કરવા ના પછી ભગવાન ને કય જો અમે અમારા ભક્તિ પ્રમાણે લઈને આવ્યા છીએ તમારી પૂજા કરવા

ભૂલ થાય તો અમને માફ કરી દેજો અને પછી પૂજા ચાલુ કરું જલ ચડવું પેલા પછી બીલી પત્ર ચડવું ફૂલ ચડવું પછી પછી સામગ્રી ધરીએ

માલા થી આપડે રુદ્રક્ષ માં માલા થી જપ કરું

બરાબર તો તમારા પૂજા કરવામાં કલાક દોઢ કલાક તો નીક્લીજ જતી હશે ને

પછી તમે યા હવેલી બાજુ મજ છે તમારે daily જતા હશોને રોજે ના daily તો હું નાં જાઉં પણ ઘરે તો બસ મારે આ ચાલુજ હોઈ કીર્તન

આમ તો જો દર અગ્યારસ રવ હોય એટલે અગ્યારસ નું સત્સંગ હોઈ એટલે બપોર પછી

પાંચ થી છ વાગે આવાનું ક્યારા જાવ હવેલી માં તો એવું કાક હોઈ ને કે અમ દર્શન અલગ અલગ time એ ખુલતા હોય

આરીતે રાયખું છે અટલે અત્યારે તો બસ ઈ રીતેજ છે કે હાલો હવે કાના ને આવું છે કાના ને સુવું છે કાના ને જમવું છે એટલે પડદા પડી દેતા એટલે એ અત્યારે આઠસન માં આઠે સમય ના દર્શન કે

તમને એના નામ ને બધું સહીત આવડતું હશે ને સવારે

આપડે કેમ ઉઠી ને night dress મજ બેઠા હોઈએ બસ ઇજ રીતે ભગવાન હવ સદા કપડા મજ હોય નયા વગર નાને બસ એમ મંગળા દર્શન કેય

પછી દસ વાગે દર્શન થાય ના

ને ગ્વાલ ના દર્શન હોય પછી બપોરે

ગ્વાલ ના દર્શન એટલે ભગવાન ગયો ચરવા જાય બસ ઈ ગોવાળિયા ની સાથે લઈને ઈ ગ્વાલ ના દર્શન કે

પણ ઈ તો અયા અમારે કેમ અમે ક્યારે જતા નથી ગ્વાલ અને ઈ લોકો ખોલતાય નથી ઈ એમ પછી રાજભોગ ના દર્શન હોય ભોગ અટલે આપડે બપોરે જમવું એમ એ લોકો ભોગ ધરાવે એમ કે ભોગ ના કે પછી ઉથાપન ના દર્શન હોય ભગવાન ને ઉઠાડે

સાંજે એક વાર સંધ્યા આરતી કરે તો સોયન આરતી કરવી પાછા ભગવાન સુઈ જાય બરાબર તો તો અખો દિવસ આમ જોઈએ તો હવેલી એ જાય તો free નો રઈયે એમ પછી અખા વર્ષ માં જો નવા વરસ માં છપન ભોગ નું નવા વરસ હોય ને ત્યારે છપન ભોગ ધરાયા હોય ત્યારે ત્રણ થી પાચ છ હોય ત્રણ કલાક ના દર્શન હોય કીર્તન ગાઈયે

પછી પાછા દેવ દિવાળી એ તુલસી વિવાહ હોય પછી હોળી ઉપર ભગવાન ને હોળી ના આમ આપડે જેમ રમીએ ને એમ એના સામે અમે બધા રમીએ ભગવાન ઉપર કેસુડાં ના રંગ થી ભગવાન ને પણ સુ કે રમાડીએ આવે અગાવ રસિયા ગાય હોળી ના રસિયા હોય કીર્તન બધાય એક મહિનો વેલા ચાલુ બરાબર પછી નવરાત્રી માંય તે હશે ને કૈક કે એમાં ના હોય એના પછી પાછા જો અત્યારે ગરમી ની ઋતુ છે ને તો ભગવાન ને નાવ ના દર્શન હોઈ નાવ ના દર્શન એટલે કે નાવ બનાવે ને એવી હોઈ તૈયાર મળે ને પછી ભગવાન ને એમાં બેસાડે ને એમાં અંદર

તો પછી વધારે મજા આવતી હયશે અસાઢ મહિના સુ હોય કીર્તન હોય અસાઢ મહિના ના બીજ થી ચેક શ્રાવણ મહિના ના બીજ સુધી

પછી ની બીજ સુધી દર્શન એક હિંડોળા ના હોય છ થી સાત દરોજ અલગ અલગ સંગર હયશે ને એમાં રોજ અલગ અલગ હિંડોળા હોય ક્યારેક સુકા મેવા ના હોય ક્યારે લીલા લીલા મેવા ને એટલે fruit ના એમ ક્યારેક ફૂલ ના હોય એમ

પછી ઈ લોકો મનોરથ ને એવું કરે કે નાં કરે

પછી ઈ લોકો જમવાનું ને ઈ લોકો બનાવતા હયશે ને એની જાતે હા ઈ લોકો જ બનાવે હો આપડે કશુજ નહિ કરવાનું વચે આપડે થોડીક મદદ કરવાની પણ પેલા તો કઈ એનેજ કરવાનું ઠાકોર જી ને ધરાયીદે પછી

બરાબર ઈ લકો ને તો સુ મોહન થાળ ને એવુજ હોય ને મોહન થળ પછી ગઠીયા હોય પૂરી બનાવે શાક દાળભાત ને બધું બરાબર પછી તમે કે તમે એકોય વાર કે એવું રેહતા હશો કે તમે નથી રેતા જો હું અગ્યાર અમે વિષ્ણુ ને ઠાકોર જીને એટલે અગ્યારસ તો હોયજ અમારે

ના ઈ તો મને એટલી મને ખબર હોય કૃષ્ણ પક્ષ અને એક શુક્લપક્ષ હા એટલે પેલા શરૂવાત થાય ને માનો કે જો અત્યારે જેઠ મહિનો ચાલુ થયો તો જી બીજ ત્રીજ જે આવે ઈ શુક્લપક્ષ સુધી પછી પૂનમ થી પાછો બીજ આવે ઈ કૃષ્ણ પક્ષ જી ત્રય

પછી બીજું શિવરાત્રી ને રામનવમી ને એવું રેતા હા અમે શિવ રાત્રી રઈયે હો શિવરાત્રી રઈયે પછી શીવ્રત્રે તો રાતે પણ અમે બાર વાગે દર્શન કરવા જઈએ રાતની પણ આરતી કરવા જાઈએ

સવારે સવારે પૂજા કયરી હોય પછી બપોરેય કરું

પાછી પાંચેક વાગે એમ થાય કે આપડે અખો દિવસ શિવજીનું ભજન કરવાનું પાંચેક વાગે કરું પાછી આઠ વાગે પણ પૂજા કું મારા ઘરે શિવલિંગ છે નયા એને પાછી રાતે બાર વાગે ને બાર વાગે પાછા મંદિર એ જઈએ બરાબર તમારે મંદિર નજીક જ થતું હશે ને

ક્યારેક ક્યારે રસ લેવાનો હો અને ભલે આપડે બીજું બધુય રસ રાખીએ ઈ વાત બરાબર છે પણ આપે થોડોક ભગવાન નો પણ રસ રાખવાનો હા એજ ને પછી તમે ઓલું પુસ્તકો વાચતા હશો ને ઘરે હા મારી પાસે બૌ બધા પુસ્તક છે કયા કયા પુસ્તકઓ છે તમારી પાસે અ છે પછી છે બરાબર પછી ધોર કીર્તન ના છે

પછી શિવજીની સ્તૃતિ ના છે શિવપુરાણ પછી ભાગવત છે ભગવત ગીતા છે ભાગવત અને ભગવત ગીતા બય અલગ અલગ હોય? હા બય અલગ છે જો ભાગવત એટલે ભાગવત માં ચોવીશ અવતાર આવે ભગવાન ના

એની કહાની છે બધી આમ એના છે કથાઓ અને જે ભાગવત ગીતા એટલે ભાગવત ગીતા એટલે જી ક્રષ્ણ ભગવાન ને અર્જુન ને જે ઓલી યુદ્ધ વછે મેદાન માં સજાવી હતી ને એની જે કીધી ઈ ભાગવત ગીતા કેવાય ને જે ભગવાન ના ચૌદ અવતાર ની કથા હોય ને ભાગવત કેવાય

બીજી કેટલી book તમે તમે બધી વાચી લીધી હયશે કે નય હા મેં બધી વાચી લીધી હો અને મારે ચાલુજ હોય વાંચવાનું પૂરું થાય તો પછી પાછુ ચાલુ કરું બરાબર નકર તો ભગવત ગીતા તો બૌ મોટી હયશે ને અ ભાગવત

હમ એમાં કાય ચોવીશ અધ્યાય કે એવું છે ને અઠાર અધ્યાય અઠાર અધ્યાય

અને ભાગવત માં તો બૌ મોટું હશે એમાં અધ્યાય કે એવું હોય કે ના હોય હા એમાં પણ અધ્યાય હોય પણ એના વિષે ના ચોવીશ અવતાર હોય એટલે એમાં આમ આમ અધ્યાય નય અને એના ચોવીશ અવતાર

ઈ આ કપિલ નું આવે પછી

સાંભળ્યું નથી એમ ક્યારે જોઈ છે book મારી ઘરે હયશે નકર તો તમારી ત્યાં થી લઇ જઈશ હા તો લય જજે વાચ જે એટલે આમ થોડું થોડું આપડે એમ કે આ ધર્મ નું આપણને

હા બધુજ ગુજરાતી માં હો અમને english નો આવડે એટલે સુ પછી હા હિન્દી માં હોય પણ હિન્દી માં તો નથી આપડે ગુજરાતી માં લીધું છે મેં પુસ્તક નકર સંસ્કૃત ને હિન્દી હોય ક સંસ્કૃત અને ગુજરાતી આમાં સંસ્કૃત માં શ્લોક હોય પણ આપના લગભગ આ પુસ્તકો માં એનું વિસ્તરણ કર્યુજ હોય ગુજરાતી માં આમ તો બધા પુસ્તક આમ સંસ્કૃત મજ હોય અમુક બરાબર તમે કીર્તન ને ઈ શેના કરો કીર્તન બસ આ અયા ગાયે આમ book માંથી એટલે એમ નય આમ હવેલી ના means એના કરો કે શિવ ધૂન ના ને એના વધારે ક્રષ્ણ નજ હોય ને શિવજીના હોય પણ બૌ ઓછા હોય વધારે ક્રષ્ણ ના કીર્તન હોય પછી તારો તરતજ કેટલા બધા તમારી પાસે કીર્તન ને ધૂન ને બધું હયશે અરે બૌ બધું છે મારી પાસે અખો દિવસ એમાં લખતા હયસો ને કે ઉતારો કે એવું કાય હા લખું ઉતારો ને પછી બધું ચાલતું હોય એમાં બરાબર હારો હર ગાતા હોય ને એવું થયું ને

પછી તો બીજું તો શું કાય નવીન આમાં આવતું હોય કઈ તમને એમ લાગે આવું બધું કરવાનું ચાલુ કરવું હોય તો કરાય ક્યાં થી કરાય વાંચવાનું ભાગવત ચાલુ કરાય વાંચવાનું આપડે તો જો મારે શિવ પુરાણ વાંચતી હોય તો મારે નિયમ હોય કે રોજ દસ page એમ page એટલે

એટલા તો વ્વાચ્વાનાજ એમ અને પછી ક્યારેક આપડે ક્યાંક બાર જવાનું થયું હોય ક્યારે કોઈ મેમાનઆવી ગયું હોય તો નો વચાય તો એક

ક્યારેક તો આપડો એવો મન હોય તો આળસ હોતન થાય તો તોઈ નો વચાય

હા આપને જ્યાં રસ છે ત્યાં હુધી ચાલુ

એટલે હું વાંચતી હોય ઈ મારા મંદિર પાહે બેસીને હું વાંચતી હોઉં બરાબર બધી એમ means કે ભાગવત વચાય કે ભગવત ગીતા પેલા વચાય જી વાંચવું હોઈ ઈ તને જી સારું લાગે ઈ બેય સારું છે ભાગવત અય વચાય એમાંય આપણને બૌ બધું જાણવા મળે પેલા માઇ બૌ બધું છે

હમ પૂરું કરવાનું વચમાં પેલ્લા exam મારે આવી ગય ને એટલે મેં મૂકી દીધું હતું પછી કાય વાંચવાનું એવું કાય યાદ નથી આવ્યું હમણાં તો આતો હવે free થય ગય છો ને એટલે હવે ચાલુ કરી દેવાનું હવે વાચીસ પછી હું તો છે ને વાંચતી નથી મેં youtube માં છે ને આખી ભાગવત ગીતા નું આખું હેને

અને એમાં વ્યવસ્થિત હમ્જાવે એટલે પછી હેને હું એજ વાચું આપડે વહીયે ને તો હમજાય નય ઓલું તો સમજાવે ઈ લોકો વ્યવસ્થિત લે ઈ કયક પંદર ક કલાક પંદર સોળ કલાક નું છે

એટલે એક અદ્યાય હોઈ ત્રીસ minute નું એમ હયશે ના વધારે થય જાય અડધો અધ્યાય તો માંડ પતે ત્રીસ minute માં એટલું ધીમે ધીમે સંજાવે ક્યારેક નો સમજાય બે વાર સાંભળું હું થોડુક અઘરા વાક્ય હોય શુદ્ધ હિન્દી માં છે પાછુ ઈ એટલે થોડીક વાર લાગે સમજતા શ્લોક બોલે અને એવી રીતે તોઈ સારું કેવાય કે તને એટલું જાણવા નું તેમ કે જાયગી કે આપડે થોડું જાણીએ તો ખરા કે આ વસ્તુ સુ છે અને એવું મેં એવું સાંભળ્યું હે કે ભાગવત ગીતા જિંદગી જીવન માં એક વાર તો વાંચવી જોઈએ હા તો વાંચી જોઈએ શિવ પુરણ પણ એક વાર વાંચવું હા ધીમે ધીમે ચાલુ કરશું બીજું શું હોય સારું તય હાલો પછી નિરાતે વાત કરીશ હવે સારું ચાલો bye

bye જય શ્રી ક્રષ્ણ Number એ છે છે અને ઉત્પાદન માં પ્રથમ number એ છે પણ જયારે એકમ વ્યવહાર શીખતાં તે ઉત્પાદનની વાત કરીયે તો ભારત છે એ છેલ્લા number એ આવે છે મતલબ કે એંશી દેશો ની અંદર તપાસવામાં આવે છત્રીશમાં number એ ભારત છે પણ એવા મુખ્ય દેશો છે કે જેમાં દસ દેશ આવે છે જે નેવું ટકા કપાસની ખેતી કરે છે તો ભારત એમાં

બ્રાજીલ છે એ સોળસો કિલો છે વ્યક્તિત્વ તૃતિય અને ચિંતાને જુઓ તો પંદરસો થી વધારે લેય છે જયારે ભારત આવે છે તો પાનસો દાસ કિલો પ્રતિ Hector ઉત્પાદન મળે છે એટલે કે જે બીજા દેશો છે આપણી પાસે ત્રણથી પાંચ ગણું ઉત્પાદન લેય છે તો એમાં ક્યાં કારણો સાર આ ઉત્પાદન આપણે હવે જો હું તમને ચીન તુર્કી કે મેક્સિક ની વાત કરું તો પાંચ વર્ષ પહેલા એનું પણ ઉત્પાદન પાનસો ની આજુબાજુ હતું

એક સોને બાવીશ કિલો ઉત્પાદન આપે છે એટલે વિશ્વ કરતા ભારત અને ગુજરાત બવાને આપે ઉત્પાદન ઓછું લાયએ છીએ તો પહેલા સમજવું પડશે કે આ જે દેશો ખેતી કરે છે એ દેશો કેવી રીતે ખેતી કરે છે અને આપણે ક્યાં ભૂલ એવા વિષ મુદ્દા એવા છે કે જે આપણા થી જુદા પડે છે કે ગુજરાતની જ વાત કરીયે તો ગુજરાત માં આપણે નેવું ટકા Acid ની ખેતી કરીયે છીએ જયારે મેં દેશો કીધા ઓસ્ટ્રેલિયા બ્રાજીલ એ ફક્ત સુધી જતો સંતો સાત બીજી સપાટી ને આપ્યું આ બધું જ આવે છે બીજી વાત એ કે આપણે ગુજરાત માં સ્વરૂપે જે પ્રકારની જતો પસંદ કરીયે છીએ એનો પાયો બહુ લાંબો હોય છે એટલે કે એકસો સાહીઠ થી બસો ને ચાલીશ ઉતે સાચો છે જયારે જે વધારે ઉત્પાદન લેતા દેશો છે એકસો ચાલીશ એક સો સાહીઠ એટલે કે વહેલી પાકતી જતો છે એ લોકો પસંદ કરે છે એવી જ રીતે ફૂલ અને જીવડાંના સમય ગાલા ની વાત કરીયે તો આપણે એંશી દેશો છે એટલે કે એંશી દિવસ નો ગાળો આપણે ફૂલ ડીંડવા છે એ આવે ત્યાં સુધી માં ફૂલ અને ડીંડવાનો હોય છે મુખ્ય જે તફાવત છે એ છોડ ની સંખ્યા પ્રતિ Hector આપણે છે જોશો તો અગિયાર હજાર છોડવા આવે ત્યરે બીજા જે ઓસ્ટ્રેલિયાને દેશો છે એ સંકળા ગાલે એ એક Hector એ કરે છે તો આ તફાવત એટલે છે કે જમીનનો મહત્તમ માં મહત્તમ ઉપયોગ કરે છે જયારે જમીનનો મહત્તમ ઉપયોગ કરી સકતા નથી આવી રીતે ડીંડવાની સંખ્યા તમે જુઓ તો આપણે જે પાંચ છોડ ની ડીંડવા છે એટલે કે વધુ માં વધુ ડીંડવા ને છોડ વધારે વિશ્વત એવું કરીયે જ્યાં એ લોકો એક સો ને એક લાખ ને દાસ હાજર છોડવા પણ